પરાગરજ અંકુરિત થાય છે અને પરાગનલિકા અંડકમાં નરજન્યુઓ મુક્ત કરે છે કે જ્યાં તે સ્ત્રીજન્યુધાનીમાં અંડકોષ સાથે જોડાય છે. ફલનને અનુસરી,

આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં, નર લિંગી અંગ, માદા લિંગી અંગ પુષ્પમાં ઉદ્ભવે છે. દરેક પુંકેસર એ તંતુ અને પરાગાશયનું બનેલું છે. પરાગાશય અર્ધીકરણ બાદ પરાગરજ ઉત્પન્ન કરે છે. સ્ત્રીકેસર બીજાશયથી ઘેરાયેલા એક કે વધુ અંડકો ધરાવે છે. અંડકની અંદર માદાજન્યુજનક કે ભ્રૂણપૂટ હોય છે જે અંડકોષ ધરાવે છે. પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશી બે નરજન્યુઓ મુક્ત કરે છે. એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે અને બીજો નરજન્યુ દ્વિકીય દ્વિતીયક કોષકેન્દ્ર સાથે જોડાય છે. . બે વખતના જોડાણોની આ ઘટનાને બેવડું ફલન કહે છે અને તે આવૃત્ત બીજધારી વનસ્પતિઓની આગવી ઘટના છે. આવૃત્ત બીજધારી બે વર્ગોમાં વિભાજિત છે. દ્વિદળી વનસ્પતિઓ અને એકદળી વનસ્પતિઓ. કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા વચ્ચે એકાંતરજનન થાય છે. ભારતમાં નકામી degree હોવાથી બેરોજગારીની પેલી પેદાસ થઇ છે. ભારત આ જે દુનિયા આર્થિક mode છે તીવ્ર ગતિ ગતિએ આગળ આગ જ પાંચ લાખ dollar નું અર્થતંત્ર બની જશે તેવા તેવા દાવા થ થઈ રહ્યા છે વિદેશની અનેક company ઓને વૃદ્ધિ માટે ભારત તરફ નજર દોડાવી રહી છે કેન્દ્ર સરકાર પણ દેશની યુ યુવા સ્થિતીથી આધારે બનાવેલી વૈશ્વિક company ઓને દેશ દેશમાં આર્થિક રહી છે આપ્રતિયો હોય આપ્રીતિતોને છતાં ત્યારે એક એક વાસ્તવિક છે જે છે કે અ દેશ દેશમાં બેરોજગારી વધી વિક વિક્સ વિક વિકરાળ તરે પહોંચી ગઈ છે આ બેરોજગારી વધવાનું મૂળ કારણ દેશ રોજગારીનો અભાવ નહીં પરંતુ અપૂરતા પ્ર શિક્ષણ સાથે નકામી degree ઓ હોય છે જે યુવાનો નોકરી તકો પૂરી પાડ પાડવાનો અવરોધ બની રહી છે ભારતમાં રોજગારીની વિપુલ તકો પરંતુ નવરા

બે હજાર પચીસ સુધીમાં બે બસો પચીસ અજબ dollar પહોંચી જશે નવી નવી college ઉભી થતી જાય છે આમ છતાં હજારો graduate યુવાનો મર્યાદિત કે શૂન્ય આવડતને લીધે બેકાર રહ્યા છે તેમ તેમાં એ જ્યારે અર્થતંત્ર ઉસ્ક ઉસ્કતી તુલાને તુલનાએ આવી ઊભી છે ત્યારે તો આ પરિસ્થિતિ અત્યંત અત્યંત તેમને નોકરી માટે જે લોકો નથી મળી રહ્યા આ આ આ સ્થિતિ પણ ત્યારે જ છે જ્યારે દર વર્ષે લાખો જે લોકો graduate થઈને college માં બહાર નીકળી રહ્યા છે અને marco of forth ના નો ભાગ બની બની ગયા છે અ ખાનગી college માં પૂરતા પ્રોફેસરો નહિ વિદ્યાર્થીઓ તાલીમ નહિ સૌથી વધુ વિરોધ તો છે તે છે કે આ જે દુનિયામાં મોટી મોટી company ઓ Company ઓ કામ કરે છે ભારતમાં એકસો સત એકસો સત્તર અજબ dollar નું શિક્ષણ ઉદ્યોગ બે હજાર પચીસ માં બસો પચીસ અજબ dollar પહોંચી જશે

કે વધુ સારી નોકરી મેળવી તેવું હોતું ન હેતુથી યુવાનો બે કે ત્રણ degree ઓ મેળવી સતત જાવા ઝાંખા રહ્યા છે પરિણામે નાના એવા એ apartment કે મોટી દુકાનો માટે જગ જગ્યામાં કે બજારમાં ઉભા પણ ઉભા કરાયેલા university ઓ માં મોં માંગી Fee ભરી degree ઓ મેળવી લે છે આવી university ઓ highvage ઉપર મોટી મોટી જાહેરાતો કરે કરતા bill bolding મૂકે છે જે તેથી યુવાનો છેતરી જાય છે કારણ કે તે big bold bold જ માં અભ્યાસ કરી job placement નું વાંચન આપવામાં નાવતું ન આવતું હોય છે ગંભીર ગણી શકાય છે તેમ છે દર દર વર્ષે લાખો યુવાનો graduate થઈને work for force માં જોડાઈ રહ્યા છે બેંગ્લુર બ્લુંગ બર માં અહેવાલ મુજબ ભારતે યુવાનોને degree અંગે ભાર ગંભીર ચિંતા વ્યક્ત કરાય છે અને company ઓને અનુભવોના આધારે કહેવાયેલું છે કે અ અત્યારે દેશમાં સૌથી મોટી સમસ્યા રોજગારીની રોજગારીની તક તકો નહીં પરંતુ નોકરીઓ માટે યોગ્ય લોક લોકોની અછત છે રોજગારી વિપુલ તકો વિપુલ તકો તકો હોય છે company ઓ ને માણસ માણસોની જરૂર છે પરંતુ પરંતુ તે દેશના બનાવેલ degree ઓને ઉપર પ્રધાન પ્રધાફાક કરતા આ અહેવાલ જણાવે છે કે ભોપાલમાં એક બનાવટી medical college ઓ નો કિસ્સો બહાર આવ્યો છે ત્યારે hospital માં દર્દીઓ અપૂરતી અને ખોટી સારવારને લીધે નિધન પામ્યા હતા એવા પણ કિસ્સા કિસ્સા થયા છે હિમાલયમાં હિમાલય પ્રદેશમાં માનવભારજ્ય નામની university નામની university માં રચાઈ હતી જે બનાવટી masters અને PHD ની degree આપતા હતા college college માં તે માટે પૂરતી classroom પણ ન ન હતા તેની ઉપર તપાસ યોજાતા તે કહે કહેવાતી university ની વાઈસ સંશ્લેષણ નામી નામી ગયા છે પછીથી ધરપકડ પછીથી ધરપકડ થઈ હતી યે પ્રેમ ક્રાંજ ભારતમાં apple નો પહેલો store store મુંબઈના BK ખાતે ખુલ્યો જ્યારે તેમાં તેમાં ગ્રાહકોનું

દ્રશ્ય જોવા મળી રહ્યા છે આખ આખરે લાંબા સમયથી જે જેની રાહ જોવાતી હતી એ store છેવટે ખુલ્યો ખરો અ આગામી સમ સમય માં ભારતે બીજા શહેરોમાં પણ store ખુલ્લો છે apple store માં entry માટે આગલી રાત line નો team cook સાથે selfy માટે

ક્ષણ પહેલા તેમણે મોટા અવાજે count round શરૂ કરી કર્યુ હતું જેણે store ની બહાર જમા થયેલી જનમેદનીએ પણ આંજી લી લીધું હતું આખરે team cook કે જાતે જ store ના dor ગ્રાહકો માટે open કર્યા કર્યા હતા અને તેમણે બે બે હાથે પહોંચ ચાવી કરી આવકાર્યા હતા અને આવતાં ત્યાં ખાસ બોલાવવા બોલાવવાની ડોલીઓ અને નાસી નાસિક ડોલીઓ ને રમઝટ બોલાવી હતી લોકોએ ચિચયાળીઓ અને અને હર્ષનાદ સાથે આ ક્ષણને વધારી લીધી હતી તેમાં કેટલાય લોકોએ આગલી રાતે store બહાર team cook સાથે દરવાજા ખોલી ગ્રાહકોને આવકાર્યા હતા આ બીજે store દિલ્હીમાં ચાલુ થશે Line line નો લગાવી ઊભા રહ્યા હતા આજે મોડે સુધી store માં entry લઈ માટે લઈ line નો લાગી લાગી હતી ને મુંબઈ કાલીપિક Stick હતી એક ગ્રાહકે એક હજાર નવસો ચોર્યાશી ના apple માં સૌથી પહેલો making stotion પર બીજાં બીજાને જુના Ipod પર cook નો photograph મેળવ્યો હત મેળવ્યો હતો બીક કી bill keach બનાવેલો અપરાધી છોડી મૂક્યો મૂકવાના ગુજરાત સરકારે નિર્ણય નિર્ણય લઈને super coart super coart આક્ર આક્રમણ ટિપ્પણી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે

એમને નહી દેખા દેખાડે તો અમે અમનાવ નો મામલો પણ જણાવી શકીએ છીએ અપરાધીઓને છોડી દેવા છોડી મૂકવા મુદ્દે સરકાર સરકારને ટકોર કરી કરવા કહ્યું હતું કે અમારા એ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ત્યારે પણ સત્તાનો ગેર ગેરકાયદેસર ઉપયોગ થવા નો થવો જોઈએ કયા કયા

મિત્રો મગફળી ના પાક માં જો જાત પસંદગી ની વાત કરીએ તો જો વહેલા વાવેતર કરવાની ગણતરી હોય તો ઉભળી અથવા અર્ધ વેરડી જાતો નું વાવેતર કરવું. તેલીબિયાં પાકો માં આગળ વાત કરીએ રાય માં રાસાયણિક નિયંત્રણ વિષે રાય પાક ની શીંગો પીળી થવા લાગે, મુખ્ય ડાળીઓ ની શીંગો સુકાઈ જવાની શરૂઆત થાય અને નીચેના પાન ખરી પડે ત્યારે કાપણી કરવી. રાય ની કાપણી સવાર ના સમયે કરવી જેથી દાણા ખરવાનો ભય ઓછો રહે. રાય માં નિયંત્રણ માટે, લીંબડા ની લીંબોળી ની મિશ નો ભૂકો પાંચસો gram એટલે કે પાંચ ટકા અર્ક અથવા લીંબડા આધારિત તૈયાર કીટનાશક વિસ મિલી એક EC થી ચાલીસ મિલી એટલે કે zero point પંદર EC verticillium lecanii નામની ફૂગ નો powder ચાલીસ gram, દસ litre પાણી માં ભેળવી છંટકાવ કરવો. રાય ના પાક માં જો વધુ ઉપદ્રવ વધતો જણાય તો પચ્ચીસ WG ચાર gram અથવા tolfenpyrad પંદર EC વિસ મિલી અથવા dimethoate ત્રીસ EC દસ મિલી અથવા ત્રણ gram અથવા દસ point છવ્વીસ OD ત્રણ મિલી દસ litre પાણી માંમિશ્રણ કરી અને છંટકાવ કરવો. તેલીબિયાં પાકો માં આગળ વાત કરીએ તલ માં રાસાયણિક નિયંત્રણ વિષે, તલ ના પાન કુકળાઈ ન જાય તે માટે, તેમાં આવતી જીવાત ના નિયંત્રણ માટે ત્રણસો મેષ મૂકીને અથવા ફેનાકપિલ દસમીલી ભેળવી ને ચટકાવ કરવો ખેડૂત મિત્રો આ સાથે માહિતી મેળવીયે ધ્યાન પાકો માં ઘઉં ના વાવેતર તેમજ તેમાં કરવાના હતા વિવિધ ખેતી કર્યો વિષે ઘઉં માં ધાબા મારવાની ઈયળ ના તથા લીલી ઈયર નો ફોલ્ર ફાઇટોશ વીસ મિલી અથવા ફિનાઈલ પરીતહોશ પચીસ મિલી પાણી માં મિશ્રણ કરી ચટકાવ કરવો ઘઉં ના ગેરુ રોન્ગ ના નિયંત્રણ માટે બેકઓવર અથવા ગાય નેક દવા દસ લીટર પાણી માં પચીસ થી તીસ ગ્રામ ભેળવી ચટકાવ કરવો જરૂર પડે તો બીજો ચટકાવ કરવો દાસ દિવસ બાદ કરવો તેજ ઘઉં માં નિંદર અવસ્થામાં આ પાણી ની ખેંચ ના પડે તે ખાસ જોઉં ઘઉં માં પોતિયાં દાન એટલે કે ગોટા થતા અટકાવ વા પછી પિયત ના આપવું ઘઉં નું પાકવી બરાબર પરિપક્વ થાય તે સમયેજ કરવી જોઈએ ઘઉં પરિપક્વ થયા બાદ વધારે સમય ખેતર માં ઉભા રહે તો ખારવા નો પ્રમાણ વધી જાય છે ઘઉં માં ગેહુ રોગ ની શરૂઆત થાય ત્યારે બેકવેટ ટેઝૉગેટ વગેરે પાવડર સતિયાવીસ ગ્રામ દાસ લીટર પાણી માં પંદર દિવસ ના અતરે ત્રણ ચટકાવ કરવા

ઘઉંમાં ઉધઈ ના નિયંત્રણ માટે ફી ટોનિક એક પોઇન્ટ છ લીટર અથવા ક્લૉફાઇન પચાસ સીસી એક લીટર સો કિલો રેતી માં ભેળવવી જો આ દવા ન છાંટી સકાય તો વાવેતર બાદ તીસ થી પાંત્રીસ દિવસે બે કે ચાર સોલિયમસૉલ્ટ સહિત કિલો ગ્રામ સક્રિય તત્વો મુજબ એક હજાર પાણી માં ઓગાળીને વાવેતર બાદ તીસ થી પાટરિસ દિવસ છાટવા થી કાવડ પાન વાળા નિદાયો ના નિયંત્રણ કરી સકાય છે ધાન્ય પાકો વિશે સંપૂર્ણ માહિતી મેલ્વિયા બાદ આગળ વાત કરીયે ઢોકળીયા પાકો માં શેરડી ના વાવેતર માં તેમજ તેમાં કરવા માં આવતા વિવિધ રસાયણો વિષે શેરડી ના કટકા ને કાર્બન ડિઝમ પચાસ ડબલુસી એક લીટર પાણી માં એક ગ્રામ વડે માટી ને ભીંજવી કાપેલા ચેડાં આખા કટકા ને ખુબ નાશક દ્રાવણ માં બોલવા જોઈએ શેરડી માં લાલ સાદો માં નિયંત્રણ કરવા શ્રેઠ માર્ગ આ છે

શેરડી માં બીજ સાથે ફેલાતી બિગડ વળી અને ચીર કૃત જીવાત ના નિયંત્રણ માટે બેલા જીવન પચાસ દંડ દાસ મિનિટ ટીમેચોક તીસ એસી દાસ મિલી કોઈ પણ એક દવા દસ લીટર પની ના દ્રાવણ બનાવતી તેમાં દસ નાની ખાતર ગોળી ત્યાર બાદ વાવેતર કરવું શેરડી માં ટોચ વેધક ગુલ વેધક ના નિયંત્રણ માટે રોપણી વખતે દાણાદાર દવા કાર્ગોચૂરણ ત્રણ ગ્રામ પચાસ કિલોગ્રામે હેક્ટરદીઠ વાવેતર વખતે ચાઠા આપો. ખેડૂત મિત્રો આગળ વાત કરીએ છોડ પાકો માં ચણા ના વાવેતર તેમજ તેમાં આવતી વિવિધ જીવાત અને તેના રાસાયણિક નિયંત્રણ વિશે. ચણામાં તંત વાયરસ રોગ મોનોમસીન મારફતે ફેલવાતો હોવાથી એના નિયંત્રણ માટે જ શોષક પ્રકાર ની કીટ જેવી કે ડાઈમેચ્યોર એટલે કે દસ મિલી અથવા ક્રોનિક કલ્મીડી ત્રણ મિલી દસ લીટર પાણીમાં ભેળવી, જરૂરિયાત મુજબ તેનો છંટકાવ કરવો. ચણામાં લીલી ઈયર અથવા પોતાગોલ ખાનાર ઈયર ના નિયંત્રણ માટે કોલાદ્રા મીનીત્રોણ નવ point ત્રણ સાથે થી લેમડા હેલોજન સાથે ચાર point ત્રણ ટકા થી ચાર મિલી અથવા કોલાન્ત્રા મીલીક્રોન અઢાર point પાંચ ટકા થી ત્રણ મિલી દર હેક્ટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. પોપટામાં દાણા ભરાવતી વખતે અચૂક પીયત આપવું. ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો શાકભાજી પાકો ના વાવેતર માં કરવા ના થતા વિવિધ ખેતી કાર્ય વિશે વાત કરેં. બટાકા ના સુકારા ના નિયંત્રણ માટે તો તેમાં દસ મિલી અથવા ને પંદર gram પ્રતિ લિટર પાણી નો છટકાવ કરો. ભીંડાના જોસીયા પ્રકાર ની જીવાતો ના નિયંત્રણ માટે. બીજને પાઠવા અથવા કિલોગ્રામ માં વાવણી ના બાર કલાક પહેલાં બીજને વવજત આપો

સક્રિય તત્વ પ્રતિ હેક્ટર પ્રમાણે ચોરની પડીકે રિંગ પદ્ધતિથી અને દસ થી બાર દિવસ ના અંતરે દસ મીલી દસ લિટર પાણીમાં ઉગાડીને વારા ફરથી જરૂર પ્રમાણે છટકાવ કહો કોબીજ અને કોલેજ લેવા ની વાત કરીએ તો તેમા જીવાણુ થી થતો કાર્ડાકોવાળો અટકાવવા રોગ ની શરુઆત થાય ત્યારે. sulphate એક ગ્રામ સાથે

લીમડાની લીંબોળીનું બીજ નું ભુખુ પાનસો gram એટલે કે પાંચ ટકા અર્થ અથવા લીંબડા આધારિત ટાયર કિનાશક ને એટલે કે એક EC થી ચાલીસ મીલી zero point પંદર EC દસ લિટર પાણીમાં મેળવી ચટકાવ કરવો અથવા ચૌદ point ટાકા સાથે સાત point સાત ટકા સાથે EC દસ મીલી અથવા બાર point છ ટાકા સાથે નાઉ point પાંચ ટકા z phi ત્રણ મીલી અથવા પિસ્તાલીસ FC ત્રણ મીલી અથવા પાંચ FC વિસ મિલી દસ લિટર પાણીમાં મેળવી ચટકાવ કરવો લીમડાની લીંબોળીનું બીજ નું ભુખુ પાનસો gram એટલે કે પાંચ ટકા અર્થ અથવા લીંબડા આધારિત ટાયર કિનાશક વિસ મિલી થી ચાલીસ મીલી verti cellium લેખાની નામનો ફૂગ નો પાવડર ચાલીસ gram દસ લિટર પાણી માં ભેળ વીને છંટકાવ કરવો. શાકભાજી પાકો માં જીવાત નો ઉપદ્રવ જણાય તો પચાસ WG ચાર gram અથવા tolffen pyrade પંદર EC વિસ મિલી અથવા dymatured ત્રીસ EC દસ મીલી અથવા ત્રણ ગ્રા અથવા milidrol દસ point છવીસ OD પાંચ મિલિ દસ લિટર પાણી માં મિશ્રણ કરી અને છટકાવ કરવો. શાકભાજી પાકો માં રીંગણી મરચી, કુકણા રોગ ના નિયંત્રણ માટે કાર્બો ચૂરા ત્રણ જીતવા પાંચ લાખ પ્રતિ છોડ રિંગ પદ્ધતિથી આપ્ય રોગ ની શરુઆત થાય ત્યારે પંચોતેર SG દસ gram અથવા ઇમિડાક્લોપ્રીડ સત્તર point આઠ SL ત્રણ મીલી દસ લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો. રીંગણી પાંખડીના નિયંત્રણ માટે.

ક્લોરોથેલોનીલ પીંછોતેર vetival powder સત્યાવીસ gram અથવા લીમડા ના તાજાં પાન નો ઔર દસ લીટર પાણી માં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. ખેડૂત મિત્રો શાકભાજી પાકો માં લસણ અને ડુંગળી ની વાત કરીએ તો તેમાં જોશી પ્રકાર ની જીવાત નો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણ માં જોવા મળે છે. તો આવો જાણીએ તેના રાજધાની નિયંત્રણ વિશે થોડી જાણકારી. લસણ અને ડુંગળીમાં જોશી પ્રકાર ની જીવાત ના નિયંત્રણ માટે શોષક પ્રકાર ની દવા નો છટકાવ કરવો. ડુંગળીમાં જંલી દબાણો નિયંત્રણ માટે બીચ માટે વાવવા માં આવેલ પાક. સાયિત થી પાંસઠ દિવસ નો થાય ત્યારે necozin સત્યાવીસ gram અથવા ક્લોરોથેલોનીલ સત્યાવીસ gram પ્રતિ દસ લીટર પાણી માં ભેળવી ત્રણ છટકાવ કરવ જેમકે પ્રથમ ચટકાવો રોપ દેખાય ત્યારે અને બાકીના ને બે ચટકાવો પંદર દિવસના અંતરે કરવા. આગળ વાત કરીયે બાગાયતી પાકોમાં ખેડમાં જોવા મળતા સુકારા ના નિયંત્રણ વિષે કેદ માં સુકારો એટલે કે રોપો નિયંત્રણ માટે છોડ પર જબતો સાઇકલિંગ દસ gram સાથે copper oxychloride દસ gram પ્રતિ વિસ લીટર પાણી માં નાખીને છંટકાવ કરો. કેદ માં પીલા ના નિયંત્રણ માટે આપ અનેક પ્રકારે આ ઉપયોગ થાય છે જેમાં અલગ અલગ રૂપ હોય છે. જેમ કે excin, sitelin, cytokaynin, ethelene, acetic acid વગેરે

પાપાયી માં જેવીક નિયંત્રણ zycoder માં આધારિત કલ્ચર છાણીયા ખાતર માં મિશ્રણ કરી ઠંડ ની ફરતે જમીન માં આપવું ઠંડ તે જમીન ની ચાલીસ થી પચાસ સેન્ટીમીટર ઉંચાઈ સુધી બોર્ડઓ પેસ્ટ લગાવવી ખેડૂત મિત્રો આપ સૌ જાણો છો કે બાગાયતી પાકો માં આપણે જયારે ચિક નું વાવેતર કરતા હોઈએ ત્યારે તેમાં ઉગ્ર ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે તો આવો જાણીએ તેના રાસાયણિક નિયંત્રણ વિશે શું કરી શકાય? ચીકુનાં પાકમાં આવતી ફુંધીની ગુલાબી રંગ ની યેર ના નિયંત્રણ માટે emameltin benzoyde પાંચ gram અથવા સાથે સાયપરમેથિન ચુમાંલીસ EC દસ મીલી દસ લિટર પાણી માં નાખી

દરિયાઈ કાંઠા ના વિસ્તાર માટે વધુ ડિસેમ્બર અથવા જાન્યુઆરી વાવેતર કરવું અનુકૂળ છે. આંબામાં મધ્ય ના નિયંત્રણ વિશે શું કરી શકાય એ વિશે વિગતવાર માહિતી મેળવી

દસ લિટર પાણી માં નાખી અને છંટકાવ કરવો આંબામાં ભુકે થારાનો ઉગ્ર જણાય તો દ્રવ્ય ગંધક powder પેચીસ gram અથવા છ મીલી અથવા hexacologen દસ મીલી દસ લિટર પાણી માં ઉઘાડી અને છંટકાવ કરવો methaylo dematon અથવા dymethoyd અથવા ema makin benzoyd પાંચ gram નો છંટકાવ કરવો તેમાં જ તેના રસાયણિક નિયંત્રણ વિષય જામ્વાદ ના પાકની જો વાત કરીએ તો તેમાં ફાળો ઉતારી લીધા બધી પાક પૂરો થયી જાય આપો જામફળ માં ચાલ કોરી ખાનાર ઐયર ના નિયંત્રણ માટે ભંગાર સાફ કરી દસ લિટર પાણી માં વીસ ટકા EC પેચીસ મીલી નું દ્રાવણ ઝાડના થડ ચાલ માં ચાટવું કે પછી કેરોસીન નું પોઠું બોડી કાના ચીકણી માટી પડકારવા.

અથવા fevmindya myd ત્રણ મિલી દસ લિટર પાણી માં ઉમેરી ને છટકાવ કરવો. દાડમ માં ત્રીસના નિયંત્રણ માટે carbosulphan દસ મિલી. અથવા prepolene દસ મિલી. syantran nelepol દસ point છવ્વીસ AD પાંચ મિલિ અથવા dymatured tris EC દસ મીલી દસ લિટર પાણી માં ધ્રવાં બનાવી અને ચટકાવ કરવો ભાગયતી પાકોમાં આગળ વાત કરીએ બોરના પેઠ વ્યવસ્થા તેમજ એના રાસાયણિક નિયંત્રણ વિષય ખરી પડેલા સડેલા ગોરવિન તેનો નાશ કરવો પેયર્સ ની અનુકુળતા મુજબ દસ થી પંદર દિવસે આપવું બોર માં ફાળ ના નિયંત્રણ માટે centiyon પછાસ ટાકા EC દસ મીલી ધવા

વટાણા જીવડાં થાય ત્યારે અને પછી પંદર દિવસે બીજો છટકાવ કરવો બાગાયતી પાકો માં આગર વાત કરિયે. સ્વસ્તીયા વરદક તેમજ સૌંદર્ય વરદાક લીંબુના વાવેતર તેમાં કરવા ના થતા વિવિધ ખેતી કાર્ય વિષય. લીંબુના ફહેરસ અથવા zinc ઓઢાક ચાણક્ય તો પુખ્ત ઝાડ બીજ ઓ થી એકસો પેચીસ gram ferous sulphate ane pachas thi so gramzinc sulphate ds kilo chaniya khataer ma bhedvi ane chhod ferte aapvu લિમ્બો માં પાન કોરિયા જીવાત ના નિયંત્રણ માટે carbo sulphan દસ મીલી દવા દસ લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો અથવા. વોટર શૂટ નીકળે તે કાપતાં રેહવું બાગાયતી પાકો વિશે સંપૂર્ણ માહિતી મળ્યા બાદ કાર્યક્રમ માં આગળ વાત કરી મરી મસાલા પાકો માં સૌપ્રથમ વરિયાળી માં કરવાના થતા વિવિધ ખેતી કાર્યો વિશે. વેરિયાળી માં સાકડીયાના નિયંત્રણ વિસય nitrogen ખાતરનો ઉપયોગ ઓછો કરવો.

પંદર gram અથવા. propeganol પચીસ EC દસ મીલી દસ લિટર પાણી માં ભેળવીને અને જરૂરિયાત મુજબ ચટકાવ કરવો મરી મસાલા પાકો માં આગળ વાત કરીયે જીરૂ ના વાવેતર વિષય તેમજ તેમાં જોવા મળતી મુલોમશી અને ચરમી રોગ ના નિયંત્રણ વિષય જીરૂમાં બોલો મશીનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકાર ની દવા નો છટકાવ કરવો. benocap ઉડતાલીસ EC દસ મીલી અથવા ગંધક એંસી ટકા vetebal powder પચીસ gram અથવા ત્રણસો મેચ નો ગંધક powder હેક્ટરે પંદર થી વીસ કિલો gram અથવા prope colegol hexa colegol દસ મીલી પ્રતિ દસ લિટર પાણી માં છટકાવ કરવો. જીરૂમાં ચરમી રોગ ના નિયંત્રણ માટે જો વાત કરીએ તો તેમાં benkozen પિચોતેર ટકા vetebal powder પચીસ gram અથવા. hexosis trofin ત્રેવીસ SC દસ મીલી અથવા propenem સીતેર vetebal powder પંદર gram અથવા પચીસ EC દસ મીલી દસ લિટર પાણી માં ભેળવીને અને જરૂરિયાત મુજબ છટકાવ કરવો. જીરૂ માં ભૂખી જરો માટે સ રચનાત્મક પગલાં રૂપે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

તો પંદર દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા. મારી મસાલા પાકોમાં આગળ વાત કરીયે ધન જીરુંમાં મૂળો માસી અને ભુખી જરા ના રોગ ના નિયંત્રણ વિષય ધાણા જીરું માં મોલો મશીનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકાર ની દવા નો છટકાવ કરવો. ભુખી જરા ના રોગ ના નિયંત્રણ માટે વહેલી સવારે ગંધક ઐસી ટકા vetebal powder પચીસ gram અથવા ત્રણસો મેસ નું ગંધક powder હેક્ટરે પંદર થી વીસ કિલો gram દસ લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો ધાણા જીરુંમાં ચાર્મી રોગ ના નિયંત્રણ માટે bencozin પિચોતેર ટાકા vetebal powder પચીસ gram મુજબ ઉગાડી અને ચટકાવ કરવો ધાણા માં બે ધાર્મિક પરી પક્વતાએ કાપણી કરવી છોડ ને છાયડા માં સુકવવા અથવા ખેતરમાં. ઊંધા સુકાવવા પાકા ખાડા માં ધીમી ગતિએ ચાલ તા નો ઉપયોગ કરવો ચૂંડની માટે પશુનું ઉપયોગ ટાળ વો

ખેડૂત મિત્રો જાણીએ કે હળધર ના વાવેતર માટે કઈ જાત ની પસંદગી કરવી જોઇએ? દક્ષિણ ગુજરાત ના ખેડૂતોએ હળધર વાવેતર માટે. g anti એક નું વાવેતર કરવું જોઈએ મરી મસાલા પાકો માં આગળ વાત કરીયે કાળી જીરીમાં માં સફેદ માખી ના નિયંત્રણ વિષય કાળી જીરીમાં માં સફેદ માખી ના નિયંત્રણ માટે ઉપયોગ ની શરૂઆત માં લીંબડા ની બીજ નો ભૂખો પાનસો gram એટલે કે પાંચ ટકા અર્ગ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક વિસ મિલી એટલે કે એક EC થી ચાલીસ મીલી એટલે કે zero point પંદર EC અથવા બિરિયા પાસે ના નામની ફૂગ નો પાઉડર. saayit gram દસ લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો

હાં, પહલે customer care મે, તમારું સ્વાગત છે. હું શું સહાયતા કરી શકું છું? આહ, હાં એ app તો છે sir sir, એ તો તમારું જેવું product અને જેવી તમારી place એનાં ઉપર. તમારે sir નજીક પહોંચાડવું હોય તો એક દિવસ, વધારે માં વધારે બે દિવસ અને તમારે દૂર હોય તો ઈ પ્રમાણે Time લાગે. શું થ્યું Sir કાંઈ તમારા Product ને related anything Question છે Sir? શું મંગાવ્યું હતું Sir તમે? આહ! Sir તમે ક્યારે મંગાવ્યું હતું? આન્, હાઁ તો Sir એમને Time લાગે Sir કેમકે તમારે વાર લાગે અને તમારું Location જાણી શકું Sir? હઁ Sir ન્યા લાગી, મતલબ Sir ન્યા લાગી પહોંચાડવા માં થોડોક Time લાગે એવું છે Sir. Transportation નાં કારણે ને એનાં કારણે Sir. હાં Sir ઈ સાચું, પણ થોડોક Time લાયગો Sir, એનાં બદ્દદલ હું માફી માંગુ છું, પણ હવે બીજી નહિ થાય.

સર, એની guarantee અમારી App જ લેસે સર અમારી Company જ લેસે તમે એ tension નાં લ્યો! Sir Time West થ્યો એનાં બદ્દલ હું માફી માંગુ છું Sir, પણ બીજી વાર તમારે Time Sir પહોંચી જસે અને તમારું જે Product છે એ બે દિવસ માં આવી જશે Sir. Sir આવી જશે! પણ તમારું Location એક તો એટલું દૂર છે, અને Sir તમે જે વસ્તુ માંગય્વી છે એમાં થોડો Sir લાગ્યો છે, મે તમને જે પેલ્લા કીધું, ઘણીવાર App માં ઘણીવાર બતાવે Sir તમને જે ત્રણ દિવસ નું બતાવ્યું ને, ઘણીવાર એવું બતાવે છે Sir અને ઘણીવાર latr થઈ સાહેબ ઈ Bug, bug નથી Sir એ એમાં છે એવું ઘણીવાર તમારા Network issues નાં કારણે બી એવું થઈ શકે, ઘણીવાર તમારા Mobile નાં Sir, ઘણીવાર Wi-Fi ભી બંધ હોય શકે તેવું બતાવી શકે અને તમે ભી પછી ના જોયું હોય. તમને એમાં બતાવે છે Sir ક્યાં પોચ્યું? તમારે ID શરૂઆત થાય છે, મતલબ કઈ શકશો ઓર્ડરID?

Five eight zero six one three two ok sir? One minute yes sir check કરીને કઉ તમને, બે minute! હા Sir એકજ Minute line પર રહો, એકજ minute check કરું! હા Sir તમારું જોઈ લીધું મે! Sir, તમારું અહીયાં હજી Delivery boy પાસે છે. મતલબ જે Location છે, એનથી તમારે પાંત્રીસ kilometers દૂર છે જે અમારું distributor વાંહે પોંચી ગ્યું છે Sir, તમે નિશ્ચિત રહો આવતી કાલ માં તો મતલબ તમને Confirm મળી જ જશે! નાં Sir, damage આવે તો, તમે Return કરી સકશો! Sir Time West થ્યું એનાં બદ્દલ હું માફી માંગુ છું. પણ damage નહિ આવે અને જો આવે હજી તક ઈ તો Sir એવું થ્યું નથી આવ્યું હોય, પણ તમે જેવાં Question પૂછો છો ઈ પ્રમાણે તમને કઈ દઉં જો આવે, તો એનો બીજો છે અમારી પાસે તમે Return કરી શકો છો.

Sir પણ હજી ક્યાં Sir, ઈ વાત સાચી, પણ હજી તમારું parcel ક્યાં પોંચી ગ્યું તે તમે damage ની વાત કરો છો. આવી ગ્યું તો Sir return કરી દેજો સર. તમને પાછું બીજું Product મળી જશે! Sir તમને ઈ સહી સલામત જ મળશે, પણ આ તો તમારો જે Question છે એનાં Answer માટે મારે પછી તમને એવું કેવું પડે છે sir. હા Sir Cell Hey હા Sir email ID તો છે જ, અઃ લખો,

At the rate Gmail dot in Mail કરી શકો છો Sir તમે! હા Sir અને તમે website પર પણ જઈ શકો છો, www dot sell hay dot com.

હા એ તો મળી જ ગ્યાં હોય ત્યારે જ તો તમે Call કરી હોય ને Sir!

Sir, ક્યાં વધારે છે, તમને કેમ વધારે લાગે છે? કેટલાં નું મંગાવ્યું છે Sir? Fifty one thousand નું, અઃ Sir જે તમે Product મંગાવ્યું ને એનાં માટે Sir એટલો charge અમે ઓછો લીધો છે મને એવું લાગે. અમારે Sir બસ્સો ત્રણસો રૂપિયા ની તો Shipping charges છે નહિ કે Free કરવું જોઈએ, Eight thousand છે તો તમે એટલું તો સમજી શકો ને Sir!

હઃ! એટલે તમે Sir ઈ તો Sir તો અમારે એવું છે Sir જે આમે મંગાવીએ છીએ બહાર થી આવે છે અને અમારે Australia હારે પણ Contact છે ત્યાં થી આવે છે Sir તો Shipping તો, એનાં કારણે Price પણ, Australia, Australia સાથે, Australia છે UK ભી છે Sir. Australia થી, આવી ગ્યું છે સાહેબ તમારું, તમારી નજીક જ છે તમને હમણાં તો કહીએ છે.

Sir ઈ Product, product product માં ફેર હોય અમે, Sir એવી વાત નથી, અમે સારી જગ્યાએ થી મંગાવીને આપે છે Sir. Sir એમ નહિ મારુ કેવાનું એવું છે, અત્યારે તો ઈ હોય એનું બની જાઈ છે બીજું, મતલબ સમજો છો?